બધાયને કેતાજાય તમારે જોયે છે તમારે જોયે છે તમારે જોયે છે બધુય લય લેય કે ત્યાં કાય રયનો જાય બધુય મળે તમને તે રીતને શું કેવાય પંગતની રીત ઇ પંગત કેવાય બરાબરને અને આ શું હતું ગુફેવારી રીત તો ગુફેમાં કયક રય જાય પંગતમાં કાય રેય નય તો જે ભાગાકારની રીત છે ઇ શું છે પંગતની રીત ન્યા બધુય આવી જાય કાય ગોતવા જવાનું નથી એટલામાટે કય છે ભાગાકારની રીત તો આનો આ દાખલો આપણે ભાગાકારની રીતે ગણ્યે કોણ કોણ છે આયા તો કે પંદર પછી સત્યાવીસ અને પછી બાર ભાગાકારની સર્વાત ક્યાંથી કરવાની તો કે જેટલી સંખ્યાઓ છે એમાં જો કોયને બે વડે ભાગી શકાય તો બગડે બે થી સર્વાત કરવાની જો બેથી નો ભાગી શકાય તો તો ત્રણ માટે ચેક કરો ત્રણથીય નો ભગાય તો પાંચ માટે ચેક કરો બરાબર તો આયા આ બારને બે વડે ભાગી શકાય તો બગડે બે થી શરૂવાત કર્યે આ પંદરને બે વડે નો ભગાય તો એમના એમ સત્યાવીશનો ભગાય તો સત્યાવીશ એમના એમ બારને બે વડે ભાગોતો બે છક્ક બાર થાય

હવે તમે જુવો તો પંદર સત્યાવીસ અને ત્રણ છે એકેયને બે થી નો ભાગી શકાય તો બે પછી ત્રણ માટે ચેક કરો ત્રણને ભગાય સત્યાવીસએય ભગાય ને પંદરેય ભગાય જાય કામ થય ગયુ બધાય ત્રણથી ભગાય ગયા તો ત્રણથી ભાગો હાલો પંદરને ત્રણથી ભાગોતો ત્રણ પંચા પંદર સત્યાવીશને ત્રણ વડે ભાગોતો ત્રણ નવા સત્યાવીશ અને ત્રણને ત્રણથી ભાગોતો એક હવે આયા પાંચ અને નવ છે પણ નવને હજી ત્રણથી ભગાય છે તો ત્રણથી ચાલુ રાખો

તો પાંચનો ભગાય તો પાંચ એમના એમ ત્રણ ભાયગા ત્રણ એટલે એક એકને આ એક નય ભગાય તો એક એમનો એમ હવે કોણ વધ્યું પાચડેપાંચ તો ડાયરેક્ટ ભાંગો પાંચથી તો પાંચને પાંચથી ભાગો તો એક આ એકડો નો ભગાય આ એકડો નો ભગાય તો આયા એકડા થય ગયા આપડું કામ પૂરું થય ગયું જો બધુય રેડીમેટ મળી ગયું તમને બધાનો ગુણાકાર કરો તો ઇ તમને શું મળશે તો લખ્યે બે ગુણ્યા બે આ બગડો બે વાર પછી ત્રણ ગુણ્યા ત્રણ ગુણ્યા ત્રણ ત્રણ વાર થયું એક બે ત્રણ વાર પછી કોણ છે પાંચડેપાંચ પાંચડો એકલો વય્ધો બિચારો તો લખી દયો કાય વાંધો નય બે ગુણ્યા બે એટલે ચાર ત્રણ ગુણ્યા ત્રણ ગુણ્યા ત્રણ એટલે ત્રણનો ઘન ત્રણનો ઘન સત્યાવીશ તમારું છેલ્લું સ્ટેપતો આયા આવીને જો પૂરું બધે છેલુ સ્ટેપ ગણિતમાં તમે કોય પણ દાખલો ગણતા હોય છેલ્લું સ્ટેપ અને ફાઈનલ આન્સર લો ઇ બધુય સરખુજ આવે બરાબર રીત તમે ગમ્મે ઇ વાપરો પછી આ પાંચ એમના એમ તો આયા પણ સત્યાવીસ ચોકુને સત્યાવી પંચાને એવું બધુય કરવાનું પાંચ ચોકુ વીસ એટલે ચાર પંચા વીસ વીસ ગુણ્યા સત્યાવીસ પરિક્ષાની અંદર આવું કાય લખવાનું નય તો આ સત્યાવીસ ગુણ્યા બે એટલે ચોપ્પન અને આ પાછણનો જીરો પાનસોચાલીસ ઇ તમને શું મળ્યું શું મળ્યું લસાઅ કોનો ટોકે પુયછોતો એનો કોનો પુયછોતો તો કે પંદર સત્યાવીસ ને બારનો લસાઅ મળ્યો તો આવી રીતે ભાગાકારની રીતથી ગમે તે રીતથી તમે કોય પણ સંખ્યાનો લસાઅ મેળવી શકો બરાબર હવે આયા સાથે સાથે લસાઅમાં એ અમુક સંખ્યાઓ એવી હોય કે જેનો જ મોઢે મેળવી શકો કેવીરીતે મેળવી શકો મોઢે જો એકાધુ એગ્જામ્પલ લખું આય એગ્જામ્પલ લવ હાલો બાર પંદર વીસ આવી સંખ્યાઓ છે આ સંખ્યાઓનો મારે શું મેળવવો છે લસાઅ મેળવવો છે તો સાઈબે તમને લસાઅની થીયરી સમજાવી ત્યારે શું કીધુ હમને ભૂલાય ગયું તો સાઈબે એવું કીધુતું કે બે આપેલી સંખ્યાઓનો લસાઅ એ આપેલી સંખ્યાઓ માંથી મોટામાં મોટી સંખ્યા અથવા તે મોટી સંખ્યાનો અવયવી હોય આ તમારો મેઈન પોઈન્ટ છે લસાઅનો તો મોટામાં મોટી સંખ્યા મોટામાં મોટી સંખ્યા કય આયા વીસ ઇ લસાઅ હોય શકે પણ હોય એવું જરૂરી નય તો સાઈબ આ લસાઅ છે કે નય એ મને કેમ ખબર પડે તોકે આ વીસને હું બાર અને પંદરથી ભાગી શકુ તો વીસ છે ઇ લસાઅ હોય તો તમને ખબર છે કે આ વીસને બારથી પણ નો ભાગી શકાય પંદરથી પણ નો ભાગી શકાય તો આપણો લસાઅ જે છે ઇ વીસ આવે નય તો કોણ આવશે લસાઅ તો કે વીસનો અવયવી તે સંખ્યા વીસના ઘડિયામાં આવશે તો જોયે વીસ એકા વીસ નય લખવાના વીસ ગુણ્યા બે કેટલા આવશે ચાલીસ પછી આ ચાલીસ મળીજાય એટલે જો ફરીવાર કયદવ આ બધી ગણતરી તમારે હવામાં કરવાની છે વીસ દુ ચાલીસ પછી જોવાનું ચાલીસે ઉભું રય જવાનું ચેક કરવાનું કે આ ચાલીસને બારથી ભાગી શકાય તમને ખબર પડી ન ભાગી શકાય પંદરથી ભાગી શકાય નય કોને ચાલીસને નય નો ભગાના તો આ ચાલીસ પણ તમારો લસાઅ આવશે નય જો સાઈબ હવે શું કરવાનું આતો તકલીફ તો કાયનય વીસનો ઘડીયો આવડે વીસ તેરી સાઈઠ થાય વીસ તેરી કેટલા મળે સાઈઠ આ ક્યાં લખવાના હવાલો બરાબર હવે જુવો આ સાઈઠને બારથી ભાગીસકાય તમ કેજો બાર પંચા સાઈઠ થયા હાલો આનથી ભગાય ગયું ઇ સાઈઠને પંદરથી ભાગી શકાય પંદર ચોકુ સાઈઠ થયા ભગાય ગયા અને ઇ વીસના તો વીસથીતો ભગાતોજ હોય તો આ સાઈઠ એવી સંખ્યા મળી કે જેને હું બાર

બરાબર જયારે કામ અને સમય ભણશું નળ અને ટાંકી ભણશું ગુણોતર અને પ્રમાણ ભણશું જ્યાં જ્યાં લસાઅ આવશે ત્યાં એવાજ દાખલાઓ તમને આપેલા હશે જ્યાં એની ગણતરી તમે હવામાં કરી શકો અને કામ અને સમય વારુ ચેપ્ટર હોય ન્યા તો તમે ભાગાકારની રીત રીતથી તમે દાખલો ગણવા જાવ તો ઇ પાછો ટાઇમ ખાય જાય તમારો ઈમાં જે પૂછ્યું એતો મળે નય એ ત્યાં તમને રકમ એવીજ આપે મિત્રો જેનો જવાબ લસાઅ તમે હવામાં ગણી શકો બરાબર ચાલો લસાઅ મેળવતા આવડી ગયું હવે આપણે શીખવાનું છે ગુસાઅ મેળવતા એટલેકે ગુરૂતમ સામાન્ય અવયવ અવયવી નય શું આવશે આયા અ ફોર અવયવ અંગ્રેજીમાં એચસીએફ હયેસ્ટ કોમન

એટલે એવી નાનામાં નાની જો આયાતો ભૂલ છે શું આવશે ડેફીનેસન આની વ્યવસ્થિત આયા લખી દવ હુ આયા શું આવશે લસાઅ લખ્યું ન્યા ગુસાઅ અને નાનામાં નાની છે ત્યાં શું આવશે

આયા થોડીક ટાઈપીંગમાં ભૂલ રય ગયેલી છે કાય વાંધો નય ગુસાઅ એટલે થીની મોટામાં

કેવીરીતના ભાગી શકાય નિહ્સેશ ભાગી શકાય તો આ ડેફીનેસન થય નિહ્સેશ ભાગી શકાય

આપેલી સંખ્યાઓ માંથી નાનામાં નાની સંખ્યા ત્યાં મોટામાં મોટી આયા નાનામાં નાની જેની નાનામાં નાની સંખ્યા ગુસાઅનો હોય તો તો જે નાની સંખ્યા હશે એમનો અવયવ ત્યાં મોટી સંખ્યાનો અવયવી આવતોતો આયા નાની સંખ્યાનો અવયવ એ તમારો ગુસાઅ હશે બરાબર જો આયા લખેલું છે મોસ્ટ ઈમ્પોટન્ટ પોઇટમાં પેલો પોઈન્ટ આપેલો સંખ્યાઓનો ગુસાઅ આપેલી સંખ્યામાંથી નાનામાં નાની સંખ્યા અથવા નાની સંખ્યાનો અવયવ હોય ખબર પડે જો એક્ષામ્પલથી સમજ્યે એને પેલું એક્ષામ્પલ આયા આપ્યું છે આપણને કે ભાઈ પાંચ દસ અને પંદરનો ગુસાઅ જવાબ આયા શું લખી દીધો હા કેમ લયખો આયા જોવ સંખ્યાઓ કય છે તોકે પાંચ દસ અને ત્રીજી સંખ્યા છે પંદર તો આયા લખ્યું છે કે ભાઈ ગુસાઅ શું હોય તોકે આપેલી સંખ્યાઓ માંથી નાનામાં નાની સંખ્યા તો નાનામાં નાની સંખ્યા કય છે આયા છે પાંચ તો ગુસાઅ છે કેમ ખબર પડે તોકે આ પાંચ થી અને પંદર ભગાવા જોયે આ નાનામાં નાની સંખ્યા પાંચ થી દસ અને પંદર ભગાય જાય તો ગુસાઅ કયો આવે ઇ નાની સંખ્યા સાત આવશે તો જો પાંચ દુ દસ દસને ભાગી શકાય પાંચથી પાંચ તેરી પંદર પંદરને પણ ભાગી શકાય એટલામાટે ગુસાઅ કેટલો આવ્યો પાંચ આયવો પણ સાઈબ એવું નો થાય તો તો એના માટે જો બીજું એક્ષામ્પલ જોયે શું છે બીજું એક્ષામ્પલ

જો નાનામાં નાની સંખ્યા છે કે નય કેમ ખબર પડે તો આયા નાની સંખ્યા કય છે ચાર જો ઇ ચારથી બાકીની બંને સંખ્યાઓ ભગાય જાય તો ગુસાઅ કેટલો આવે ચાર આવે તો ચારથી જુવો આ દસ નો ભાગી શકાય ચારથી વીસ ભાગી શકાય પણ દસ નથી ભગાતા બંને ભગાવા જોયે તો આ ચાર છે ઇ ગુસાઅ હોય નય તો ગુસાઅ કોણ હશે ઇ ચારનો અવયવ તો ચારનો અવયવ છે ચારના અવયવ પેલાતો કયા થાય તોકે બે ગુણીયા બે થાય કેટલા થાય બે ગુણીયા બે હવે આ જે બે છે એનાથી ચેક કરવાનું કે બાકીની બંને સંખ્યાઓ ભાગી શકાય તો જો આયા દસ ભાગી શકાય બે થી વીસ પણ બેથી ભાગી શકાય એટલા માટે ગુસાઅ કોણ આવશે ચારનો અવયવ નાનામાં નાની સંખ્યા ચારનો અવયવ બે એ શું આવશે ગુસાઅ એટલામાટે આયા જવાબ કેટલો હતો બે તો આ ક્લીયર થય ગયું નાનામાં નાની સંખ્યા ગુસાઅ હશે અથવા ઇ જે નાની સંખ્યા હશે એનો અવયવ ગુસાઅ તરીકે હશે હવે જો દાખલાઓ પુછાય પરિક્ષાની અંદર એ થીયરીટીકલ એક્ષામ્પલ હોય તો આપણેને કેમ ખબર પડે કે ગુસાઅ શોધવાનો તો આમાં અમુક પોઇટ છે કે એ લખેલું દેખાય એટલે ડાયરેક્ટ શું મેળવી લેવાનો હોય ગુસાઅ તો સાઈબ શું શું લખેલું હશે તો જો

કે જે આ જે દાખલો પાર્ટીક્યુલર છેને એનો જવાબ દાખલાની અંદર જે સંખ્યાઓ આપેલી છે એના કરતા નાનો આવશે ત્યારે શું મેળવી લેવાનું ગુસાઅ મેળવી લેવાનો તો આ મોસ્ટ ઈમ્પોટન પોઇટ અને થય ડેફીનેસન નેક્ષ્ટ આગણ વધ્યે જો આયા કીધુને આપેલ પ્રશ્નનનો જવાબ આપેલ સંખ્યાઓ કરતા નાનો આવે એવું લાગે ત્યારે ગુસાઅ મેળવી લેવાનો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

મઘ્યમ અલગ છે એને મેં શું કીધું કે ભઈ ચતુ એની ઉપર જે પૃષ્ઠ એની જે બહાર નો ભાગ છે એની પૃષ્ઠ છે પૃષ્ઠ ધ્વજ એ પૃષ્ઠ જે છે, એ ચતુષ્કોણીય કેવી ભઈ એ ચતુષ્કોણીય રચના ધરાવે છે. અને આ જે ચતુષ્કોણીય રચના જે છે એના ઉપર નો જે ભાગ છે રાઈટેઆ ચતુષ્કોણીય ખંડ જે છે એનો ઉપર નો જે ભાગ છે ઉપર નો ભાગ એને આપડે Normally superior કોલી ક્યુલી તરીખે ઓળખીએ છીએ શેના તરીખે ઓળખીયે છીએ રાઈટે તો કે ભઈ superior કોલી ક્યુલી તરીખે બઉ ધ્યાન થી સમજીશુ હવે આ ચાર ભાગો છે. રાઈટે સમજો એકદમ તુંડી ડીસીનએન્ડ પેલા બ્લુર એમાં આપડે કેવું કર્યું તું તું ડી દેસાઈન બનાવતા તું તું ભઈ આ એના ઉપરની પૃષ્ઠ ઉપર ની ભાગ રાઈટ આ જો ઉપર ના જે ભાગ છે ચતુષ્કોણ છે જે ભાગ ઉપર ના બાજુ આવેલા જે છે આ બે નાના ખંડો ની એક જોડ રાઈટ તો કે ભઈ આ બે નાના ખંડો ધારોકે લઈલો એની જે એક જોડ છે. વન પર છે રાઈટ આના ઉપર ની આ એક પૈરજે છે એને આપડે નોર્મલી શેના તરીખે ઓળખીયે છીએ superior કોલી ક્યુલી તરીખે ઓળખીયે છીએ.

ની ક્રિયા માં મદદ કરે છે તમને જોવા માં મદદ કરે છે જયારે આપડે આ ભણીશુ ત્યારે જોઇશુ કે દ્રષ્ટિ ચેતા જો હેને એ દ્રષ્ટિ ચેતાઓ જે છે ખરેખર મદદ કરે તમને કે મને સીધું જોવામાં, બાકી જે પાછળનું જે નેત્રપટલ છે એના ઉપર તો પ્રતિબિંબ ઊંધું બન્યું હોય તો મધ્ય મગજ ની વાત કરીયે તો તો ભઈ મધ્ય મગજ કઈ રીતે ચાલે છે તો ભઈ મધ્ય મગજ જે છે. મધ્ય મગજ નોર્મલી મુખ્યતવે ચાર ઉપસેલા ખંડો બનેલું જોયું રાઈટ ચતુષ્કોણીય ખંડ અને આ ચતુષ્કોણીય ખંડ માંથી જે પેર બનશે નાની પેર એને આપડે normally superior કોલી ક્યુલી તરીખે ઓળખ્યું

અને એ મદદ કરશે તમને કે મને શેમાં કે તો ભઈ દ્રષ્ટિ ની ક્રિયા ઓને નિયંત્રણ માં તમને કે મને જોવા માં મદદ કરે છે રાઈટ જો હવે બઉ ધ્યાન થી સમજ જો હું તમને સિમ્પલી કઉ છું,

બે ખંડો ની જોડ રાઈટ અને આ જે બે ખંડો જોડ છે એ અંદર ની બાજુ થી હશે અને આ જોડ જે છે નોર્મલી મદદ કરશે તમને કર્ણ અને શીર્ષ ના સ્નાયુ ઓના ઊર્મિવેગ ના દ્રહણમાં.

પણ આ જે છે અઇયાં જોઈન્જે છે બે ખંડો ની જે પેર બનશે ઉપર ની બાજુ થી બનશે એટલે એને આપડે નોર્મલી શેના તારીખે ઓળખીશુ? તો કે ભઈ એને આપડે ઓળખીશુ superior કોલી ક્યુલી તરીખે.

બે પેર માંથી એક પેર જે છે એ superior મોટી છે superiority હેને મોટીરાઈટ તો superior પેર મળેલી હશે ભલે મોટી કીધી પણ એ ખરેખર કેવી હશે તો કે ભઈ નાના ખંડો ની જોડ હશે

સિમ્પલ ભાષામાં આ રીતે યાદ રાખવાનો પ્રયત્ન કર્યો આપડે જો આપડે insert એક્ષમ ની અંદર પુછાય તો માર્ક આવા જોઈએ એના થી મતલબ છે અપડે કઈ NEET કે MBBS કરવા જવાની જરૂર નથી કે PhD કરી નાખવું છે હું તો ચેતાતંત્ર પર આખી આખી,

તમને speed કઈ પણ લાગે છેલેચ્તૃરે સ્લો લાગે છે તો One Point Two Five પર સંભળાવા નું પણ એ સાંભળી ને વ્યવસ્થિત નોટ્સ બની લેજો આની રાઈટ કેમ, કેમ કે બઉ જ ઈસી ભાષા માં હું તમને સમજાય સમજવાનો પ્રયતન કરી રહ્યો છું યસ પશ્વ મગજ ની વાત કરીયે.

મધ્ય મગજ ની અંદર શું જોયું તો કે ભઈ ચતુષ્કોણીય ચતુષ્કોણીય રચના જોઈ આની અંદર એનો ખંડ હતા. એ ખંડો ના બે ભાગ ના આધારે superior કોલી ક્યુલી અને inferior કોલી ક્યુલી ભણ્યા આપડે. Yes or NoSuperior કોલી ક્યુલી શેમાં મદદ કરતુ તું Basically આ દ્રષ્ટિ ની પ્રેરક માં મદદ કરે છે એટલે કે તમે કેવું જોઈ શકીએ છીએ Thanks to this આ શ્રવણ માં mainly મદદ કરતું તું હેને સાંભળવા માં મદદ કરતુ શ્રવણમાં પશ્વ મગજ ની વાત કરીયે તો પશ્વ મગજ ની અંદર અનુમસ્તિષ્ક નો સમાવેશ થશે પ્લેનઝ નો સમાવેશ થશે Right જેને આપડે તરીખે ઓળખીયે છીએ અને લંબમજ્જા નો સમાવેશ થાય છે એ લંબમજ્જા અનુમસ્તિષ્ક પોન્સ અને લંબમજ્જા આ ત્રણ વસ્તુ ઓ નો સમાવેશ ક્યાં જોવા મળશે તમને? પશ્વ મગજ માં તો મગજ જે છે એ ત્રણ પાર્ટ માં આપડે ડીવીડ કર્યું અગ્ર, મધ્ય, અને પશ્વ, અગ્ર ની અંદર ત્રણ વસ્તુ યાદ કરતા જજો બિલકુલ આ લેચ્તુરે પછી ભૂલતા નહિ બૃહદ મસ્તિષ્ક, ફેલેમશ, હાઇપોથેલેમસ નો સમાવેશ

બે ખંડો જે છે એને આપડે inferior કોલી ક્યુલી કીધા જે સાંભળવા માટે જવાબદાર છે પશ્વ મગજ ની અંદર ત્રણ પાર્ટ આવશે અનુમસ્તિષ્ક, પોન્સ અને લંબમજ્જા Yes or No એક એક કરીને સમજીયે આપડે ક્યાં પશ્વ મગજ ને. રાઈટ તો કે ચલો એક એક કરીને સમજીયે સેતુ રાઈટ લંબમજ્જા અનુમસ્તિષ્ક વાળું portion ચલો આ જાતે હે યહાં પે સેતુ વાળું portion રાઈટ આ જે પોન્સ વાળું portion જેને બતાઈએ એને કે લાંબમજ્જા ની ઉપર આવેલા, વેલ શેની ઉપર લંબમજ્જા ની ઉપર આવેલા અને લાંબમજ્જા કરતા વધારે પહોળાઈ ધરાવતો વિસ્તાર છે આ આ લાંબમજ્જા વાળું portion હોય આખું આમ રાઈટ એની ઉપર આવેલુ છે પોન્સ વાળું portion રાઈટ આને કીધું આપડે મેડ્યુલા લંબમજ્જા વાળું portion રાઈટ કી કે એના ઉપર ઉપર આવેલો છે થોડો પહોળો હોય કરતા કેવો હોય વધારે પહોળો હોય રાઈટ તો ધ્યાન માં રાખીશું લંબમજ્જા સાથે સંકલિત રહી ને શ્વાસો શ્વાસ ની ક્રિયા નિયમન કરીને આપશે કોણ સેતુ કઈ ક્રિયા શ્વાસો શ્વાશ રાઈટ તો ધ્યાન રાખજો મગજ ના વિવિધ વિસ્તારોમા

રાઈટ મગજ ના દરેક એ દરેક વિસ્તાર સાથે આ પથ તંતુ શું કરશે સાંકળી આપશે Right લંબમજ્જા લંબમજ્જા ખરેખર શું છે કે એ મદદ નો અંતિમ વિસ્તાર તરીખે ઓળખીશું કરોડરજ્જુ ની શરૂવાત જ આઇયા થી થશે રાઈટ કરોડરજ્જુ ની શરૂવાત આઇયા થી થશે Normally આ લંબમજ્જા જે છે અનૈછિક ક્રિયા ઓ ઘણી બધી અનૈછિક ક્રિયાઓ જેમકે શ્વાસો શ્વાસ રાઈટ હૃદય ના ધબકારા લોહી નું દબાણ રાઈટ

રાઈટ ઉધરશ આ બધા ના જે main response portal જે છે એ બધા ક્યાં છે લંબમજ્જા સાથે સંકળાયેલા છે Yes or No એની અંદર આગળ વધીયે વાત કરીયે અનુમસ્તિષ્ક ની

હવે ધારોકે કોઈ પણ વ્યક્તી ના જો અનુમસ્તિષ્ક માં તકલીફ થાય તો બચારો સ્થિર જ ના ઉભો રઈ શકે અલા પડી જાય રાઈટ લોકો કે ચડાતું નથી એનાથી પોતાનું જ balance નથી રહેતુ કેમ? કેમ કે આ portion ની અંદર કઈક ગડબડ છે. તો શરીર ની ચાલ અને સંતુલન જાળવે છે કોણ તો કે ભઈ અનુમસ્તિષ્ક. નાચવું, ચાલવું, સાયકલ ચલાવવી, શારીરિક હલનચલન રાઈટ સિકલ ચલાવવી એ લયબધ્ધ પ્રક્રિયા છે continually પગ ચલાવવા ના છે balance ની જરૂર પડશે નાચવું એ લયબધ્ધ પ્રક્રિયા છે balance ની જરૂર પડશે તે બધામાં helpful થાય છે કોણ તો કે ભઈ અનુમસ્તિષ્ક કોણ મદદરૂપ થાય છે અનુમસ્તિષ્ક એ રાઈટ તો આપડને idea હોવો જોઈએ કે આ રીતે અનુમસ્તિષ્ક કામ કરે છે આના સિવાય વાત કરીયે મસ્તિષ્ક કમ તો કે ભઈ મધ્ય મગજ પોન્સ અને લંબમજ્જા જે મસ્તિષ્ક સ્થંભ ની રચના કરે છે રાઈટ કોણ? જે સેતુ વાળું portion તો આ શું કરે છે તો કે ભઈ મસ્તિષ્ક સ્થંભ ની રચના કરે છે અને મસ્તિષ્ક સ્થંભ જ છે જે મગજ અને કરોડરજ્જુ વચ્ચે જોડાયેલું છે એકદમ Simple language માં બોલું ને તો આ જે છે આ આ પોન્સ વાળું પ્રદેશ થઇ ગયું આમ આગળ થી આમ રાઈટ આ લંબમજ્જા આઈ ગઈ આ રયું તમારો અનુમસ્તિષ્ક વાળો પ્રદેશ, અને આ જ completely મળી ને આઇયા સુધી શેના સાથે જોડાઈ જાય તો કે ભઈ કરોડરજ્જુ સાથે જોડાઈ જાય એટલા માટે મસ્તિષ્ક સ્થંભ ને શું કીધું છે તો કે ભઈ મગજ, મધ્ય મગજ, પોન્સ અને લંબમજ્જા જે છે મસ્તિષ્ક સ્થંભ ની રચના કરે છે Yes or No तो वो हमें आइडिया होना चाहिए આગળ વધીયે વાત કરીયે કરોડરજ્જુ ની રાઈટ જે મધ્ય વર્તી ચેતાતંત્ર જે છે એનો સૌથી important portion જે છે મગજ અને એની સાથે સાથે છે કરોડરજ્જુ કરોડરજ્જુ ની વાત કરીયે તો કે ભઈ કરોડરજ્જુ મગજ ના લંબમજ્જા થી શરુ થઇ શરીર ના જે પશ્વ ભાગ છેક એન્ડ સુધી પશ્વ ભાગ સુધી લંબાયેલી છે Yes or No ભય પ્રદેશ માં આવેલી નળાકાર રચના છે. કેવી છે ભય પ્રદેશ માં આવેલી એક નળાકાર રચના છે એમતો કરોડરજ્જુ ના સંદર્ભ માં આપડે થોડીક થોડીક ચર્ચા કંકાલતંત્ર વખતે પણ કરી તી અને આ બને ચર્ચા ઓ ને તમારે ભેગી કરીને સમજાવી છે રાઈટ

જેને આપડે તાનિકા તરીખે ઓળખીયે છીએ રાઈટ શેના તરીખે ઓળખીએ છીએ તાનિકા તરીખે ઓળખીએ છીએ કરોડરજ્જુ ની અંદર ચેતાપેશી બે પ્રકાર ના ચેતા દ્રવ્ય ની બનેલી છે ચેતાપેશી કેટલા પ્રકાર ના બે એક તો ભુખરુંદ દ્રવ્ય અને શ્વેત દ્રવ્ય આપડે આગળ પણ એક વાર આ શબ્દ વપરાયો તો ભુખરુંદ દ્રવ્ય અને શ્વેત દ્રવ્ય રાઈટ Normally ભુખરુંદ દ્રવ્ય છે શું? તો કે ભુખરુંદ દ્રવ્ય જે છે એ મધ્યસ્થ નાળી ને ઘેરી ને જે મધ્યસ્થ નાળી જે છે ઘેરી ને આમ આ જે કરોડરજ્જુ ઓ જે છે ને આમ છે આમને ઘેરી ને રાઈટ શું કરે છે એચ આકારે ગોઠવાયેલી છે વિચાર કરો આમ આમ ગોઠવાયેલી છે એચ આકારે છે કેમ? કેમ કે અઇયા હશે પછી તમારી અંદર ની કરોડરજ્જુ Yes or No એચ આકારે ગોઠવાયેલી છે હવે અમજ્જિત ચેતાતંતુ ઓ અને ટૂંકા પ્રમાણતુ યુક્ત ચેતાપોસણ આવેલા છે રાઈટ અમજ્જિત ચેતાતંતુ ઓ

અમજ્જિત કોઈ પ્રકાર ના આવરણ માં નઈ હોય આ અમજ્જિત છે અને આમના પ્રવર્ધો કેવા છે એટલે કે આ જે બહાર ના શિખાતંતુ ઓ કેમ નીકળતા તા ચેતાક્ષ ની કરતા પ્રવર્ધો કેવા હશે તો કે ભઈ ટૂંકા પ્રવર્ધો યુક્ત છે